એક કાર બાજુમાં છે એક ટ્રક બાજુમાં ઉભી છે બાજુમાં એક બિલ્ડીંગ છે જેમાં દાંતનું દવાખાનું છે.

ચારે તરફ લીલોતરી છે એક મકાન બનાવેલું છે જે પતરા નું છે.

નિર્મલા દેવી નામની માતાજીનું આ મંદિર છે જે આજુબાજુના વૃક્ષોના વચોવચ સુંદર રીતે બાંધકામ કરીને બનાવવામાં આવ્યું છે.

આ વેચાણ કરવા માટેની લારી છે જેના ઉપર નામ લખ્યું છે ફ્રેડ ચિકન સેન્ટર .

ચિત્રમાં કુલ સાત છોકરીઓ જોઈ શકીએ છે જેના માથા ઉપર ટોપલો ચડાવેલો છે.

બે ડંપર વાહનો બે મોટા છે જેના ઉપર કેશર એવું લખ્યું છે.

વલસાડનું પ્રખ્યાત પુરોહિત ખમણનું આ બોર્ડ છે જ્યાં ખમણની અલગ-અલગ આઈટમો મળે છે.

આ ખમણ સેવ ખમણી સમોસા ખાંડવી ટમટમ ખમણની આઈટમો મળી રહી છે.

આ કોઈ ઈમારતનું ચિત્ર છે જેની અંદર આપણને સીડી દેખાય છે.